અને ઉપરોક્તમાં ઉપર ઝાડ જે ઘાસ ઉગ્યુ છે એ ઘાસ બતાવે છે.

તેમજ ચિત્ર દ્વારા અહ હિલ સ્ટેશન ની માહિતી એટલે કે જે પર્વત જેવું હોય છે એ આપણને ચિત્રમાં જોઈ શકાય છે.

એ તેમજ ઘણા બધા વ્યક્તિઓ ત્યાં અહ ઘરની બાજુમાં બેઠા હોય તે આપણને ત્યાં ચિત્રમાં દેખાઈ રહ્યું છે.

તેમજ ઘણા બધા ટેબલ પર માહિતી ઉપલબ્ધ હોય તેવી વસ્તુ ત્યાં બતાવી રહ્યા છે.

એટલે કંઇ ને કંઈ અહ કામ હોય છે અધિકારી માટે મળવા માટે કોઈ પણ એ તમે ત્યાં જઈને તમારું કામ પૂર્ણ કરી શકો છો.

ચિત્ર દ્વારા એવું જાણવા દેખાય રહ્યું છે કે ઘણા બધા સ્ટુડન્ટો ત્યાં સ્ટડી કરી રહ્યા છે.

અહીંયા પુલ બતાવવામાં આવ્યો છે અહ પુલ છે તે ત્યાં આજુબાજુ માણસો પાસ થઈ રહ્યા છે.

નીચે પાણીમાં હોડી પણ છે જે પુલમાં આવવા જવા માટેની પાછળ ઘર બતાવવામાં આવ્યું છે.

અને ત્યાં જે જીમ કરી રહ્યા છે એટલે કે જીમ ના આપણે જીમ કરી જીમ નો સાધન છે લાઇટિંગ બતાવવામાં આવી છે.

આગળની બ્લેક કલર ની ખુરસી છે અને પાછળ બ્લુ કલર ની ખુરસી છે.

એ તમે ત્યાં જોઈ શકો છો એટલે તમને જે પણ નાસ્તો કરવા માટે આવે છે એ વ્યક્તિ ત્યાં જઈને અ નાસ્તો કરી અને છૂટા પડે છે પહી ત્યાંથી એ લોકો.